જેમાં ઘણી બધી ગાડીયો જોવા મળી રહી છે.

તેમની પાછળની બાજુ છોકરાઓ પણ આ કામ કરી રહ્યા છે.

તેમાં ઘણા બધા પથ્થર પડ્યા હોય તેવું લાગી રહ્યું છે.

તેમાં અમુક સૂકા અને લીલા વૃક્ષો જોવા મળી રહ્યા છે.

જેમા અમુક લોકો કામ કરી રહ્યા છે.

આ ચિત્રમાં પોલીસ સ્ટેશન આવેલુ હોઇ તેવુ લાગે છે.

તેમા બે ઊંચી બિલ્ડિંગ પણ આવેલી છે.

તેમા અમુક ખુરસીઓ પણ જોવા મળી રહી છે.

જેમાં બંને સાઈડ જાળીઓ આવેલી છે.

એમાં અમુક બિલ્ડિંગ નુ કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યુ છે.

ટેબલ ની ઉપર અમુક કમ્પ્યૂટર પડેલા હોય તેવુ લાગી રહ્યુ છે.

તેમા ઘણા બધા વૃક્ષો પણ જોવા મળી રહ્યા છે.

તેમાં યામાહા ના બાઈક નો શૉ રૂમ પણ જોવા મળી રહ્યો છે.

તેમા એક થર્મોકોલ નો બોક્સ પણ પડેલુ જોવા મળી રહ્યુ છે.

તેમાં એક રિચ એન્ડ રિચ શોપ પણ જોવા મળી રહી છે.

આ એક દેરાસરની બહારનું ચિત્ર જોવા મળી રહ્યું છે.

આ એક જનરલ સ્ટોર નુ ચિત્ર હોય તેવુ લાગે છે.

આ એક હોટલ ના રૂમ નું ચિત્ર જોવા મળી રહ્યું છે.

તેમાં ઘણા બધા વાહનો સર્કલ નો રાઉન્ડ લઈ રહ્યા હોય તેવું લાગે છે.